આપણે થોડું હતું ગાભાનો અભિમાન એજ તાકાત થી ઉતરીસું ભારત ઑસ્ટ્રેલિયા ભારત ને માત્ર, બે હાજર ચાર માં ઑસ્ટ્રેલિયા હરાવી શક્યું નઈ બંને વચ્ચે ની છેલ્લી ત્રણ સીરીઝ ભારતે જીતી છે બધા ગનિન પાસે દાગીના પકડાવતી મહિલા પકડાઈ. પ્રથમ યોજમાંન સહીત ચાર દેશો બે હાજર ત્રીસ માટે દાવો કર્યો છેડતી મામલે ડોક્ટર ઈક ઈક ઇકબાલ અને તેના પતિથા ની ધરપકડ, બુધવારે ખેલો ઇન્ડિયા યુદ્ધ ગેમ્સ માં ગુજરાતે ત્રણ મેડલ જીત્યા કમેન્ટ કરતા ગુનો

એનો ટોપ સ્કોરર ઓંગન ચાલીસ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો લગ્ન માંથી આવતા દંપતિની ને ઉકાળા ઉકાળા કર્યે ઉડ્યુ પત્ની નું મોત પતિ નું મોત, ક્લાસ ની પંદર મી સદી કર્ણાટક ને બસ્સો બાર પહોચાડ્યું

વેસ્ટ ઝોન મહિલા ટીમ નું ચુકાની પદે વડોદરા તરન્નુમ પઠાણ ની નિમણૂંક.

મારે એ હવે પતે એ પછી હાજી તો ત્રણ પેજ છે હવે એ નથી વાત ની પૂરું હવે માર નથી વાતો થતી ગઈ આ એક છે એ હા વાચીલે પરસાળ આયે તો નાઈટ ફાઈટ મેં ટાઇટલ બેલ્ટ જીત્યું બસ એટલી જ છે

કેવી કેવી બધી ચર્ચા આવે હા હમણાં જો ન પેલા હ બે દિવસ પેલા તુર્કી માં આયો તો ભૂકંપ એનું તો જો હાવ કેટલા લોકો મારી ગયા અગિયાર હાજર મારી ગયા બોલ.

આજ ના પેપરમાં એ કેસે કે આપઘાત કઈરો દસમા ધોરણ ના છોકરાએ

હું મળે એમ આવું કરી ને

કેવું કેવું કરે બધા હાવ

બોલુજ છું હા હવે આવ્યો અવાજ હ બોલ હવે બીજું ઓલો છોકરો જોને આપઘાત કરી ગયો દસમાં ધોરણ નો હમ હું મળતું હસું ઈ લોકો ને આવુંહાવ કરીને.

કોને ખબર હું થતું હોય કા

ના ના છોકરાઓ આવું કરે

ના ના ના ન મોટામ મોટા માં કેવું કરી નાખ્યું થોડીક માં,

શું મળતું હશે ઈ લોકો ને?

સારું હવે

હા બાઈ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

one by one એક એક ને જોઈશું. સૌથી પહેલા ધમની હવે હું આ વાંચીશ ને તો તમને લાગશે ઓ સાહેબ આ બધું તો ખબર જ છે. આ બધું તો કહી દીધું. જો ધમની એટલે artery ધમનીમાં કેવું રુધિર હોય? હંમેશા શુદ્ધ રુધિર હોય જે હદય થી અંગ તરફ લઈ જાય okay ધમની છે એ હદયમાંથી અંગો તરફ શુદ્ધ રુધિર લઈ જાય. પરંતુ ફૂફૂસ ધમની, આ ફૂફૂસ ધમની માં કેહવુ હોય અશુદ્ધ રુધિર હોય જે હૃદયથી તરફ જાય. જ્યારે પણ ફૂફૂસ શબ્દ આવે છે તો સમજી લેવાનું કે આપણો જે meaning છે તેને ઊલટો કરી નાખવાનું શુદ્ધ માંથી અશુદ્ધ અશુદ્ધ માંથી શુદ્ધ. અને યાદ રાખવાનું ફૂફૂસ ધમની અથવા ફૂફૂસ શીરા એ હૃદય અને ફેફસા વચ્ચેનું જોડાણ કરી આલે. બીજું કંઈ નહીં. okay.

તો કાળા કલરની દેખાશે. okay તમારા હાથની અંદર જે નસો છે અમુકની ચરબી હોય એટલે ના દેખાય. પરંતુ તમે અહીંયા જોશો તમારી અહીંયા જે નસ દેખાઈ છે એ થોડીક Black color ની દેખાય છે. એ મારી શિરા છે. ધમની છે ને એ, શિરા કરતા પણ ઊંડાણમાં હોય એટલે કે શરીરના ઊંડાણમાં રહેલી હોય. કેમ કારણ કે એના પર વાલ્વ નથી હોતા એના ઉપર ઇજા થઈ જાય ને તો માણસ બચી શકતો નથી. માણસ બચી શકે નહીં. તે અંગોમાં, પ્રવેશી નાની નાની શાખાઓમાં વહેંચાઈ જાય છે. તેને ધમનિકા કહેવામાં આવે છે. શરીરમાં blood pressure માપવા માટે ધમની તપાસવામાં આવે છે આ very important છે. જે doctor છે એ doctor પકડે છે ને આ રીતના હાથ!

sorryblood pressure okay ધબકારા ક્યાં કહું છું? ધબકારા તો પેલા stethoscope થી મપાય. તો જે blood pressure છે એ blood pressure એ શેમાં મપાશે? તો ધમની માં મપાશે શિરામાં નહીં. હવે blood pressure કેમ ધમનીમાં મપાશે? કારણ કે હૃદય, તરફથી pump થયેલું રુધિર છે એ ક્યાંથી આવે છે? તરફથી pump થયેલું રુધિર છે એ ક્યાંથી આવે છે? ધમની માં આવે છે ને! હૃદયમાંથી અંગો તરફ કયું? કોણ લાવે છે તો ધમની લાવે છે શુદ્ધ રુધિર. એટલા માટે હૃદય છે એ હૃદયનું blood pressure એ આપણે શેમાં માપવું જોઈએ? મતલબ શેમાં મપાય છે? એ ધમનીમાં મપાય છે. શિરામાં મપાય નહીં. કારણકે શીરામાં તો રુધિર છે એ, હૃદય તરફ જતો હોય clear ચાલો. આ વસ્તુ યાદ રાખવાની છે blood pressure શેમાં માપવામાં આવે છે? તો ધમની ની અંદર માપવામાં આવે છે. okay blood pressure માપવા માટે તમને ખબર છે કે આવતા હોય છે. okay એનાથી શું થાય? BP મપાય. એટલે કે blood pressure મપાય. પેલો જે mercury છે. પારો છે એ ઉપર નીચે થાય એટલે આપણને ખબર પડી કે આ વ્યક્તિનું blood pressure આટલું છે. okay એને કહેવામાં આવે sphygmomanometer okay જે સાધન છે ને!

વહેતું હોય. તેના પર વાલ્વ હોય છે એટલે એના ઉપર ઈજા થવાથી માણસ બચી શકે છે. okay જે નસ કાપી રહે છે ને અમુક લોકો જે depression માં આવીને નશ કાપી લે તેમાં કશું કપાયું નથી. ચિંતા નહિ કરવાની શીરા કપાઈ છે. okay તો એને ટાઇમસર લઈ જવામાં આવે પછી તેને બચાવી શકાય પાટો બાંધીને આવતા હોય છે પછી બીજા દિવસે okay. તો એમાં કશું ના થાય જ્યારે કોઈ નસ કાપી નાખે ત્યારે શીરા કપાય છે ના તો ધમની.

માણસને બચાવી શકાય છે. તેની દિવાલ પાતળી નાજુક અને સ્થિતિસ્થાપક હોય છે. નાની નાની શીરાઓ જોડાઈને શું બનાવે છે? મહાશિરા બનાવે છે. મહાશિરા એટલે બીજું કંઈ જ નહીં, અહીંયા તમને દેખાય છે અને કહેવામાં આવે મહાશિરા. okay આને કહેવામાં આવે ધમની. અને ધમની જ કહેવાની હો આને મહાધમની નહીં કહેવાની. આને મહાશિરા કહો તો ચાલશે. આવ્યા main છે. અને મહાધમની આવી છે. આને મહાધમની કહીશું કેમ કારણકે એ,

આગળ જઈને ઘણી બધી માં divide થઈ જાય કારણ કે ધમની અને મહાધમની માં આખો ફરાય છે. clear ચાલો આગળ વાત કરીએ રુધિર કેશિકાઓ રુધિર કેશિકાઓ ટલે કંઈ જ નહીં જે ધમની છે તે આગળ જતા નાની નાની નાની નાની સાંકળીમાં, આ રીતના divide થઈ જતી હોય અને બધા જ કોષો સુધી પહોંચે તો ત્યાં આ બધી શું કહેવામાં આવે નાની નાની રુધિરકેશિકાઓ કહેવામાં આવે. રુધિરકેશિકાઓ તમારી live જોવી હોય તો કોઈકની આંખમાં જોવાની. કોઈકની આંખની આમ,

તો ખૂબ પાતળી રુધિરવાહિની જે ધમની ને શીરા સાથે જોડે છે મેં તમને કીધું ને ધમની ને શિરા સાથે. કઈ રીતના ધમનીને શીરા સાથે? તો આ ધમની આવી છે નાની નાની રુધિરકેશિકાઓ ની અંદર divide થઈ ગઈ છે નાની નાની,

આ કોની અંદર દેખાતી લાલ રંગની કેસિકાઓ બીજું કઈ જ નથી, આ બધી નાની નાની રુધિર કેસિકાઓ છે. okay? હવે વાત કરીએ મનુષ્યનું હૃદય. આમ તો practically સમજી ગયા છે હવે theoretical પણ સમજી લઈએ. તો મનુષ્યનું હૃદય.

પેરી કાર્ડિયમ પેરી કાર્ડિયમ થી ઘેરાયેલું હોય છે. તો જ આજે હૃદય છે એ શેનાથી ઘેરાયેલું હોય છે? તો પેરી કાર્ડિયમથી ઘેરાયેલું હોય છે. મનુષ્યનું હૃદય છે એ ચાર ખંડ ધરાવે છે. ઉપરના બે ખંડને કર્ણક કહેવામાં આવે ડાબું કર્ણક, જમણું કર્ણક. નીચેના બે ખંડને ક્ષેપક કહેવામાં આવે ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક. કર્ણકની કારક ક્ષેપકની સરખામણીએ કદમાં નાના હોય છે, ઉપરના જે કર્ણક છે, okay? એ નાના હોય છે મેં તમને કીધુ આ દેખો. okay? કર્ણક કેટલા નાના છે? આ કર્ણક કેટલા નાના છે ક્ષેપક ને જુઓ તેની સરખામણીમાં કેટલા મોટા છે? okay કર્ણક ની દિવાલ પાતળી હોય છે. જ્યારે ક્ષેપકની દિવાલ છે એ જાડી હોય છે. યાદ રાખજો આ કર્ણક છે.

તો આ જુઓ આ છે ને એ પટલ છે, આ પણ પટલ છે, આ પણ પટલ છે. તો ચારે ખંડો એકબીજા સાથે okay તેનાથી અલગ થયેલા હોય છે. તો પટલ દ્વારા અલગ થયેલા હોય છે. રુધિરના વાહન માટે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ હોય છે? દ્વિદલ વાલ્વ હોય છે. અને અને જમણા કણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો હોય છે? ત્રિદલ વાલ્વ હોય છે. મેં તમને shortcut માં કીધું ધમડો ત્રીદલ.